મૂળભૂત અંકગણિત પ્રચાલકો એટલેકે એરીથમેટીક્સ ઓપરેટરો સમજાવતા આ મૌખિક ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે
હું સૌ પ્રથમ સરવાળોબાદબાકીગુણાકાર અને ભાગાકાર પ્રક્રિયાઓ સમજાવીશ
તેઓ આ રીતે લખાય છે પ્લસમાઈનસગુણાકાર માટે એસ્ટેરિસ્ક અને ભાગાકાર માટે આગળનું સ્લેશ
તો હું ૨ ચલો લઈશ
હું નમ1 નામનું એક ચલ બનાવીશ અને તેની કિંમત ૧૦ સંગ્રહ કરીશ અને નમ2 ને ૨ કિંમત આપીશ
તેથી આ બંને દશાંશ વગરના પૂર્ણાંક નંબરો છે
ઠીક છે હવે ધારો કે મારે નમ1 ને નમ2 સાથે ઉમેરવું છે
તેથી હું num1num2ના ઉમેરાયેલ જવાબને ઇકો કરીશ
ચાલો તેને ચકાસીએ
તો તે ૧૨ છે
૧૦ અને ૨ નમ1 અને નમ2 જ્યારે 10 અને 2 ઉમેરાય છે જવાબ ૧૨ છે
ઠીક છે હવે ચાલો બાદબાકી કરવાનો પ્રયાસ કરીએ
આપણે ફક્ત બાદબાકીનું ચિહ્ન બદલઈશું
રીફ્રેશ કરીએ અને તે ૮ આવે છે
હવે ચાલો ગુણાકાર કરવાનો પ્રયાસ કરીએ
૧૦ વખત ૨ જે 20 છે અને ૨૦ મળે છે
આગળ ૧૦ વિભાજિત ૨ ૧૦ ના અડધા છે જે છે ૫
હવે આપણે શું કરી શકીએ કે આના અંતમાં કંઈક ઉમેરીએ
તો ચાલો કહીએ આ નમ2 દ્વારા વહેંચવામાં આવે છે
હવે મને લાગે છે કે આ ઓપરેશન શું કામ કરશે તે નમ1 અને નમ2 ને ઉમેરશે જેથી તે ૧૦ અને ૨ ઉમેરે છે જે આપણને ૧૨ આપે છે અને પછી ૧૨ને ૨ વડે વિભાજિત કરશે
તેથી ૧૨ વિભાજિત ૨ આપે છે ૬
પરંતુ આ વાસ્તવમાં શું કરે છે તે નમ2 લે છે અને તેને નમ2 થી વિભાજીત કરે છે જે 1 આપે છે અને નમ1 તેમાં ઉમેરે છે
જેથી તેનો અર્થ છે૬ને બદલે આપણને ૧૧ મળશે
હવેઆ માટેનું કારણ છે ભાગાકાર ઓપરેટર હંમેશા સરવાળાના ઓપરેટર પહેલાં કામ કરે છેગુણાકાર માટે પણ એવું જ છે
આને ઉકેલવા માટે હવે આપણે કૌંસ મુકીશું
આ કૌંસ કહે છે આપણે આ વિભાગ પહેલા લઈશુંતેમાં જે છે તે પ્રક્રિયા પહેલા કરીશું અને પછી તેનો ભાગાકાર પૂર્ણાંક કે ચલ જે પણ હોય તેની સાથે કરીશું
તો હવે અહીં તે શું કરશે num1ને num2માં ઉમેરશે જે ૧૦૨ જે ૧૨ મળે છે અને તેને ૨ વડે ભાગી અંતે ૬ આપે છે
ચાલો રીફ્રેશ કરીએ અને આપણે જોઈ શકીએ તે કામ કરે છે
તેથી આ છે મૂળભૂત એરીથમેટીક્સ ઓપરેટરો જે વાપરવા માટે સરળ છે
જો તમને કોઇપણ સમસ્યાઓ આવે તેઓ કામ કરી રહ્યાં છે તમારા કેલ્ક્યુલેટર વડે ગણતરીઓ કરી ચેક કરી લો
હજી આવા અન્ય પ્રચાલકો આપણે આગળ જોઈશું
આપણે ઇન્ક્રીમેન્ટ એરીથમેટિક ઓપરેટર માટે શીખીશું જે ૧થી વધારો કરશે પરંતુ તે હું થોડા સમય પછી ઉપયોગ કરીશ
તેથી આનો પ્રયાસ કરો અને ખાતરી કરો કે તમે તેમને સારી રીતે શીખો છો
આઈઆઈટી બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર